નમસ્કાર
ઇન્ટિગ્રેટિંગ એએન એપ્લેટ ઇન એ વેબ એપ્લિકેશન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમા જે એપ્લીકેશન બનાવીશું તે નેટબીન્સ આઇડીઇ માં એપ્લેટ્સ સંસ્થાપિત કરતા શીખીશું
જો તમે પ્રથમ વખત નેટબીન્સ વાપરી રહ્યા હોય તો અમારા ટ્યુટોરીયલો નિહાળો
આઇડીઇ સાથે શરૂઆત કરવા માટે ઇન્ટ્રોડક્શન ટીઓ નેટબીન્સ ડેવલપિંગ વેબ એપ્લિકેશન્સ અને ડિઝાઇનિંગ ગુઇસ ઓન નેટબીન્સ આ ટ્યુટોરીયલો પણ નિહાળો
આઇડીઇ વિશે જાણવા માટે બધા ઉપરના ટ્યુટોરિયલ્સ સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર જોઈ શકાય છે
આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 1104 અને નેટબીન્સ આઇડીઇ આવૃત્તિ 711
આ ટ્યુટોરીયલમાં આપણે એપ્લેટ એપ્લેટ બનાવીશું
એપ્લેટ ને સક્રિય કરો અને વેબ એપ્લીકેશનમાં એપ્લેટ ને એમ્બેડ કરો
પ્રોજેક્ટ બનાવવા માટે ચાલો હવે આઇડીઇ શરૂ કરો
ફાઇલન્યુ પ્રોજેક્ટ પર જાઓ અને જાવા ક્લાસ લાઇબ્રેરી બનવો
નેક્સ્ટ ક્લિક કરો તમારા પ્રોજેક્ટને નામ આપો
હું મારા પ્રોજેક્ટને સેમ્પલીપલેટ તરીકે નામ આપીશ
તમારી સિસ્ટમ પર કોઈપણ ડિરેક્ટરીમાં સ્થાન સેટ કરો
અને તમારા પ્રોજેક્ટને બનાવવા માટે ફિનિશ પર ક્લિક કરો
આગળ એપ્લેટ સોર્સ ફાઇલ બનાવીશું
સેમ્પલીપલેટ પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો
અને પ્રોપર્ટીઝ વિન્ડો ખોલવા માટે પ્રોપર્ટીઝ પસંદ કરો
ઇચ્છિત પ્રોજેક્ટ માટે સોર્સ અને બાયનરી ફોર્મેટ પસંદ કરો
આ જેડીકે નું યોગ્ય આવૃત્તિઓ પસંદ કરી છે તેની ખાતરી કરવા માટે છે
ઉદાહરણ તરીકે તમે જેડીકે ની તાજેતરની આવૃત્તિ પસંદ કરી હોય તો કદાચJava બ્રાઉઝર પ્લગઇન ના જુદા આવૃત્તિ પર એપ્લેટ મશીન પર ચાલશે નહી
હું જેડીકે ની નવી આવૃત્તિ પસંદ કરીશમારું બ્રાઉઝર જવા બ્રાઉઝર પ્લગ ઇન ની નવી આવૃત્તિને ચલાવી શકે છે
ઓક પર ક્લિક કરો
સેમ્પલીપલેટ પ્રોજેક્ટ નોડ પર ફરીથી જમણું ક્લિક કરો
અને પસંદ કરો ન્યૂ એપ્લેટ જો તમને સંદરભીત મેનૂમા એપ્લેટ આ વિકલ્પ ના મળે તો ઓથર પર ક્લિક કરો
કેટેગરીઝ હેઠળ જાવા
પસંદ કરો
એપ્લેટ બનાવવા માટે ફાઇલ ટાઇપ્સ હેઠળ એપ્લેટ પસંદ કરો
ક્લાસ નામે ક્લાસ નેમ સેમ્પલ તરીકે અને પેકેજ પેકેજ orgmeહેલ્લો તરીકે આપો
ફિનિશ પર ક્લિક કરો
આપેલા પેકેજમા આઇડીઇ એપ્લેટ ની સોર્સ ફાઈલ બનશે
તે જોવા માટે પ્રોજેક્ટ વિન્ડોમાંની સોર્સ પેકેજ નોડ એક્સપાંડ કરો
સોર્સ એડિટરમાં એપ્લેટ સોર્સ ફાઇલ એપ્લેટ સોર્સફાઇલ ખુલશે
ચાલો આપણેapplet ક્લાસ વ્યાખ્યિત કરીએ
મારા પાસે સદા એપ્લેટ માટે કોડ છે
જે બેકગ્રાઉન્ડ રંગ ક્યાન સિયાન અને અને ફોરગ્રાઉન્ડ રંગ રેડ તરીકે સુયોજિત કરે છે
અને એપ્લેટ માં આગળની મેથડો ક્યાં ક્રમે લાગુ કરવી એ વિષે મેસેજ આપશે
એટલે કે initstart અને paint મેથડ કોલ કરીને એપ્લેટ શરુ થશે
હું આ સમગ્ર કોડ મારા કલીપ બોર્ડ પરથી કોપી કરીને આઇડીઇ મા ઉપલબ્ધ કોડ પર પેસ્ટ કરીશ
પ્રોજેક્ટ્સ વિન્ડોમા sampleજાવા ફાઈલ પર જમણું ક્લિક કરો
અને સંદર્ભીત મેનુ માંથી રન ફાઇલ પસંદ કરો
appletસમાવિષ્ટ વાડી sampleએચટીએમએલ આ લોન્ચર ફાઈલ બિલ્ડ ફોલ્ડરમા બનશે
જે તમે ફાઈલ્સ વિન્ડો મા જોઈ શકશો
સેમ્પલ ડોટ એચટીએમએલ ફાઇલ એપ્લેટ વ્યૂઅર
મા એપ્લેટ ખૂલેલ છે
જે સ્ક્રીન પર મેસેજ બતાવે છે
એપ્લેટ વ્યૂઅર ને બંદ કરું
અને વેબ એપ્લીકેશન મા આ એપ્લેટ ને સમાવિષ્ઠ કરીએ
જેનાથી યુસર ને એપ્લેટ ઉપલબ્ધ થશે
આ કરવા માટે આપણે વેબ એપ્લિકેશન બનાવીએ છીએ
Categoriesહેઠળ જાવા વેબ અને પ્રોજેક્ટ્સ હેઠળ વેબ એપ્લિકેશન પસંદ કરો
અને નેક્સ્ટ પર ક્લિક કરો
આપણે આપણા પ્રોજેક્ટને હેલોસેમ્પલીપલેટ તરીકે નામ આપીશું અને નેક્સ્ટ ક્લિક કરો યોગ્ય સર્વર પસંદ કરેલ હોય તો પ્રોજેક્ટ બનવા માટે ફિનિશ પર ક્લિક કરો નોંધ લો કે કે જયારે આપણે જાવા પ્રોજેક્ટSampleApplet વેબ પ્રોજેક્ટ હેલોસેમ્પલીપલેટ મા ઉમેરીએ છીએ આપણે IDEને વેબ એપ્લીકેશન તૈયાર કરતી વખતે appletબનાવવાની સુવિધા આપીએ છે
માટે જયારે સેમ્પલ ડોટ જાવા એપ્લેટ મોડીફાઈ કરીશું
બીલ્ડ થતા વખતે આઇડીઇ એ એપ્લેટ ની નવી આવૃત્તિ તૈયાર કરે છે
હવે પ્રોજેક્ટ વિન્ડોમા હેલોસેમ્પલીપલેટ પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો
અને પ્રોપર્ટીઝ પર ક્લિક કરો
આપણું એપ્લેટ જાવા પ્રોજેક્ટ મા છે
જાર ફાઈલ ઉમેરવા માટે વિન્ડો ના ડાબા બાજુએ મેનુમાંથી પેકેજિંગ વિકલ્પ પસંદ કરો
એડ પ્રોજેક્ટ પર ક્લિક કરો અને એપ્લેટ ક્લાસ ધરાવતો જાવા પ્રોજેક્ટ પસંદ કરો
અહી સેમ્પલીપલેટ એડ પ્રોજેક્ટ જાર ફાઇલ્સ પર ક્લિક કરો
એપ્લેટ સોર્સ ફાઇલ સમાવિષ્ટ વાડી જાર ફાઈલ ટેબ્લેટ મા દેખાય છે
ઓક પર ક્લિક કરો
અને હવે હેલોસેમ્પલીપલેટ પ્રોજેક્ટ બનાવવા માટે પ્રોજેક્ટ વિન્ડો મા તેના પર ક્લિક કરો
અને ક્લીન અને બિલ્ડ વિકલ્પ પસંદ કરો
હવે જયારે પ્રોજેક્ટ બનશે ત્યારે મૂળ સેમ્પલીપલેટ પ્રોજેક્ટમા જાર ફાઈલ બનશે
ફાઈલ વિન્ડો મા જયી હેલોસેમ્પલીપલેટ પ્રોજેક્ટ નોડ એક્સપાંડ કરો
બિલ્ડ અને વેબ ફોલ્ડર હેઠળ તમે જોઈ શકો છો કે જાર ફાઈલ ઉમેરાઈ ગયી છે
હવે એચટીએમએલ ફાઈલમાં એપ્લેટ સમાવિષ્ટ કરીશું
પ્રોજેક્ટ વિન્ડો પર જયી હેલોસેમ્પલીપલેટ પ્રોજેક્ટ નોડ પર જમણું કિલ કરો
ન્યૂ પસંદ કરી અને એચટીએમએલ ફાઈલ વિકલ્પ પસંદ કરો
જો સંદર્ભીત મેનુ મા એચટીએમએલ વિકલ્પ નથી મળતો
ઓથર પર ક્લિક કરો
વેબ હેઠળ કેટેગરીઝ અને HTMLહેઠળ ફાઇલ ટાઇપ્સ પસંદ કરો અને નેક્સ્ટ ક્લિક કરો
એચટીએમએલ ફાઈલ ને નામ આપો
હું મ્યાપલેટ તરીકે નામ આપીશ અને ફિનિશ
પર ક્લિક કરો
હવે આગળ મ્યાપલેટ ડોટ એચટીએમએલ માની બોડી ટેગ્સમા એપ્લેટ ટેગ દાખલ કરો
મારી પાસે એપ્લેટ કોડ એપ્લેટ કોડ અહી છે
ચાલો હવે હું આ કલીપ બોર્ડ કોપી કરીને એચટીએમએલ ફાઈલમાની બોડી ટેગમા પેસ્ટ કરો
અગામી એચટીએમએલ ફાઈલ ને સક્રિય કરવું છે
પ્રોજેક્ટ વિન્ડોમાં મ્યાપલેટ ડોટ એચટીએમએલ પર ક્લિક કરી રન ફાઇલ પસંદ કરો
સર્વર એચટીએમએલ ફાઈલ આઇડીઇ ના મૂળભૂત બ્રાઉઝરમા મુકશે
હવે સર્વરે એચટીએમએલ ફાઈલ આઇડીઇ ના મૂળભૂત બ્રાઉઝરમા મુકવાથી તમે સ્ક્રીન પર મેસેજ પ્રદર્શિત થતો જોશો
હવે અસાઇનમેન્ટ
આઇડીઇ મા હજુ એક સાધુ બેનર એપ્લેટ મા બનાવો
જ્યાં appletsના વિન્ડોમા મેસેજ સ્ક્રોલ થશે
વેબ એપ્લીકેશન મા એપ્લેટ એમ્બેડ કરો
અને વેબ પ્રોજેક્ટ મા જાર ઉમેરો
છેલ્લે એચટીએમએલ ફાઇલ બનાવી સક્રિય કરો
મેં પોતાનું મૂવિંગ બેનર એપ્લેટ બનાવ્યું છે
ચાલો આ પ્રોજેક્ટ ખોલીને રન કરું

તમને વિન્ડો મા સ્ક્રોલ થનારા મેસેજ એપ્લેટ ખુલ્લા દેખાશે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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે